આખો ચોક મોટી સફેદ લડી થી જાડેલોછે બહુ સરસ બાંધણી ના મકાનો જ્યાં દુકનો રેસ્ટોરાં નાબહાર રંગબેરંગી કેબલ ની સજવાત છે. સંગીત ની મહેફિલ સામીલ હોય અને લોકો ગાહક ને ઈસેક્રેમ ની લિજ્જત મળવા હોય સારી ના હોય. ઇગ્લેન્ડ ની ટોફી યુરોપ ની ઇસ ક્રીમ સુઝર્લેન્ડ તેમજ ઈટલીયુ ની ઈસેસિક્સહોલે કોઈના આવે સુઝર્લેન્ડ ચોકલેટ માટે વખણાય છે ચોક માં વચ્ચે એક ઉભો સ્તભ પક્ષીના કબુતરો નો આવે છે. બાળકો નું મોટું આકર્ષણ આ ચાન નાખી કબુતરો નિબાલ પાને થાય છે ખંભે બેસે યુરોપ ના પક્ષીઓ બવ ઓછા જોવા મળે છે મારી ભાભી કહે આખો દડો વાત જોઈએ પક્ષીઓ ના કચર દાન વળી કહ્યોંપીઓ છે સુલભ એટલે પક્ષી ના પ્રદેશ માં આ કબૂતર ની વિપુલ તા મનોવર લાગે છે સ્તન માર્ગ ભવિયા દિવસ આગલો ભાગ સુંદરશીલ અને કોતરણી થયુ સજાવેલો છે. હમણાં દોડશે તેવો સજીવ લગતા ઘોડા સતાધાર ઉભી છે.

કેટલીકે ચેટ થી સોનેરી દીવાલ સોનેરી મોઠે થી સાલી છે. અને વચ્ચે થી પુષ્કળ ભાવિ ચિત્રો ઉપ્સાવેલ છે. અર્ધ ગાંઠ કાલા મંદિર આ છત કલાકો સુધી જોઈએ તો પણ જોઈને કેટલીક વિશાલ આકર્ષક છે. સરસ મીનાકારી ઘટેલા સ્થિન આફલો શોભે છે. એક મકાન ઉપર મોટો ચોકીક ઘઢ છે. પડખે બે માલ નું અક્રુતિ છે જે મોર કહે છે.

બાર નીકળયા છે આમ હાથી કુટુમ્ભ દેખાઈ. રાજી થાય ગયા તેમને રાજી થઇને હાથ મિલાવીઓ. કેરળના હતા.

પિયર નું કૂતરું મળે તો રાજી થાય જાય. તે કેહવત સાંભળી ગઈ સ્તન માર્ગો નજીક છે. ડોસીલપેલેસ. hello hello

હા શ્રેયા એકદમ મજા માં તમે કેમ છો? મસ્ત મસ્ત અયા ગરમી માં winter જેવું લાગતું નથી મુંબઈ માં તો પણ ગરમી જેવું થોડું લાગે છે કારણ કે temperature જે બેંગ્લોરમાં છે ત્યાં વરસાદ પડે છે અને ઘણી જગ્યા એ લોનાવલા હમના વરસાદ પડેલો અને હું અયા મુંબઈ માં તો થોડું winter જેવું અનુભવ નથી કરતી તમે શું ચાલે છે winter જેવું યાર રેતુ પણ નથી મુંબઈ માં મુંબઈ માં તો actually winter જેવું હોતું પણ નથી ને હા એ ન્યાં નું temperature તમારે minimum કેટલું હોય વધારે વધારે અઠાર ઓગણીશ એવું minimum હોય અને maximum વીશ પચીશ છવીશ સતાવીશ ન્યા એવું રેછે કે હા હા હા normal મતલબ ગરમી પણ છે ઠંડી પણ ઠંડી તો એક્દમ ના કે બરાબર હોય છે

પણ એવું લાગે છે કે thirty three degree thirty eight degree જેવું લાગે છે

કય ઠંડુ એવું ઠંડક જેવી કઈ વસ્તુ આપડા dictionary માં નથી મુંબઈ dictionary માં

ત્યાંતો ac ચાલવી ને સુતા રાતે હું વાત

હા અમ

વરસાદ ચાલે છે ને બાકી ચાર પાંચ મહિના ગરમી બસ આ બેજ weather છે કલકતા માં કેવું છે ત્યાં હાલ કેવો છે? કલકત્તા નો weather થોડો ગાંડો હોય છે એમાં એવું છે કે બે ત્રણ દિવસ પેલા હમણાં અચાનક ગરમી એ ઉથલો મારિયો તો ઓહ હો એવું લાયગું તું કે march april મહિના ની જેવી ગરમી પડી તી શું વાત કરો છો? બાકી અચાનક હા એક દિવસ બે દિવસ માં હતો પાછો અચાનક અત્યરે આજે થોડીક વધારે ઠંડી લાગે છે ઠંડક છે એટલે બોવ

ત્યાં અઢાર degree જેવું કય હશે એટલું કોલકાતા માં હા હા હા હા હા અઢાર અઢાર ઓગણીશ એવું રે છે હમ હમ અઢાર ઓગણીશ વાળું feeling ક્યારે આવે અડધી રાત ના ત્રણ ચાર વાગે એકદમ વેલી સવારે આવે

હમણાં તો વિસ એકવીસ જેવો હોય છે આયા હું પણ એક દોસ્તાર ના ઘરે ત્યાં કાંદિવલી ગયા તી મુંબઈ માં તો પછી અમે રાત ના થોડું અમ અમ autoride ત્યારે લીધેલી તે એવું લાગતું તું કે ઠડી હવા લય માં આવે છે અને સારું લાગતું તું તો મુંબઈ માં પણ ઠંડક હોય શકે છે પછી ખબર નય સવારમાં થોડી એવું લાગે છે કે થોડી ઠંડી છે પછી તો ગાયબ જ થઈ જાય નામ જ ના લય ઠંડક હા હઅન અયા તો ઠંડી પછી એક દમ ગાયબ સાચી વાત છે હું જયારે કોલકાતા આવે લી અ મને બે વાર આવી છું કોલકાતા life માં અને ત્યાં નું weather culture અને બધું જ travelling tour મેં tourism ને બધું જે બનાવ્યુ છે બોવ સરસ છે માજા આવી જાય ત્યાં એક વાર

મતલબ અન્ય જો relative છે એમજ ફરવા એમજ ફરવા ત્યાં મિષ્ટી દહીં તો ખાવી પડે તો કોલકાતા આવે તો હમ રસગુલ્લા ય ખાવા પડે હે હે હ ત્યાં ઘણી બધી મિસ્ટી હોય છે અને ચાટ ને બધું સરસ હોય છે એટલે માજા આવે ત્યાં boating પણ કરી તી એટલે હમ boating ક્યારી તી અને આપડે eco park ત્યાં eco park ગયા હશો boating કરવા માટે અને બાબુ ઘાટ side હા ત્યાંજ કસે કરેલી અમ રંગબેરંગી લીબીર કઈરા તા આયા? હા અમે જૈન છીએ તો જૈન ત્યાં મંદિર માં visit કરેલું મને યાદ છે. એકદમ અમ સરસ હતું અમારા ચાલીશશંકર ના એક હતા આદેશ્વર દાદા પછી

એટલે મને બવ સારું લાગ્યું તું jainism ની પણ વસ્તી છે ત્યાં અને ઘણા લોકો હા હા આયા બધે જ છે. લોકો માનતા રાખે છે કે આવી રીતે you know મોટા મોટા દેરાસરો પણ છે ત્યાં jainism માં. અને જૈન લોકો માટે હમ ધર્મશાળાઓ છે એટલે ઈ સાંભળીને તો થોડી આમ હેરાન થાય ગઈ કે સારું કેવાય બધી સગવડ ને સારું છે કોલકાતા માં. પછી

હા એટલે એવી જ હતી જૈન ધર્મશાળા જેવી હતી અમે જ્યાં રોકાયેલા ત્યાં એ કઈ જગ્યા એ હતી? એ કોલકાતા માં એક હસ્તાશ્રમ કરીને છે તમને ખ્યાલ હોય તો

અને બીજી જગ્યા અમે victoriya memorial કરીને અરે એ જ તો અમે ત્યાં ગયેલા તે એ જગ્યા પાર અમ જઈને બધું

આ હાવડા હાવડા bridge હાવડા bridge તો તમારે train થી આવો તો તમને સૌથી પહેલા દર્શન તો હાવડા bridge ના જ થાય અને ગંગા માં ના થાય હા એ જ એ જ. અને ત્યાં taxi પણ train માં આવ્યા હતા કાં એ શૂ કે flight માં

હા એટલે, જે બધી નજીક ની જગ્યાઓ હતી અને જે બધા હતા તે બાજુ જઈને પછી ત્યાં કોલકાતા ગયેલા

પડે છે ને ઓલું manguse હા હા હા manguse manguse નો થાય શકે છે bangluru માં અને lonawala માં બધે વરસાદ પડે છે હમ તમને જો ઠંડી ની મજા લેવા હોય તો તમે આયા અમ પુણે વયા જાવ lonawala ય વયા જાવ ન્યાય ઠંડી ઓ છે થોડીઘણી તો

અમ મંડપ પર આવવાનું પણ જેવા મંડપ પર આવ્યા ને અમ ફેરા લેવાનું ચાલુ કર્યું ત્યારે જ વરસાદ પડવા મંડ્યો વરસાદ પડવા મંડ્યો એટલે બધું stop થય ગયું જે પણ કાર્યક્રમ ચાલતો હતો

ઓહ open stage હતું ને? એકદમ open માં હતું એટલે પછી નવ વાગ્યે છેક લોકો નું માં~ મહારાષ્ટ્ર મહારાષ્ટ્ર વાળાવ ને મહારાષ્ટ્ર વાળાવ ને આ risk લેવાય જ નઈ બીજી વાત તો પછી

હા જેમકે એવું, વરસાદ નું કઈ ઠેકાણું ના હોય

ક્યારે આવી જાય ક્યારે તમારો દિન બગાડ નાખે ખબર ના પડે આપડે કશે જતા હોઈયે મસ્ત dressup થયા હોઈએ અને પછી વરસાદ પડે એટલે ત્યાં ને ત્યાં mood off થઈ જાય બરા બધા જ ત્યારી પર ઓલું છેને પાણી નો હોય આ તો વરસાદ જ ફરી જાય seriously તો વરસાદ માં પછી નાવાનું અને અમે ત્યાં નવસારી હતા ને તો વરસાદ માં જયારે વરસાદ પડતો ત્યારે આખી building માં બધા લોકો અમે ભેગા થઈને બધું દુકાળ આવો થોડો નાનો અને બધા high boot પેરીને બધે ફરવા જતા raincoat પહેરીને હમ મજા આવે હા અને પેલું song આવ્યું ને અમ આવરે વરસાદ ઢેબરિયો વરસાદ ઉની ઉની રોટલી ને કારેલાં હમ હમ હમ વાહ વાહ વાહ ચાલો સારું સારું લાઇગું સાંભળી ને આ બધા ગીતો આવડે છે.

ના ના બોવ સરસ

હમ હમ એકદમ બા બાપુજી કોઈક બા દાદી મતલબ આપડે સાંભળીને જ

ગુજરાત માં તો એનાથી સારી ઠંડી હશે હમણાં ત્યાં નવસારી ગુજરાત માં એવી ઠંડી નથી ને એવી ઠંડી નથી એટલી ઠંડી નથી અમ હમણાં best ઠંડી અરે મને તો લાગેલું કે delhi માં પણ હમણાં ઠંડક હશે પણ મારા. એક friend જય આવ્યા આવેલા એમના અમ પણ કીધું કે ત્યાં delhi માં ઠંડી નથી એટલે હું તો એકદમ આમ આશ્ચર્યજનક ની વાત થઇ ગઈ એકદમ શું વાત કરો છો. હા delhi માં normally તો બોવ જ વધારે ઠંડી હોય આ time એ અને એ બધા મોટા હા દિલ્હી માં તો ઠંડી છે લેકિન મને તો કીધું

હમણાં જ જઈ આવ્યા મેં કીધું કે અમ નવસારી માં મેં એવી રીતે અઠ્ઠાવીસ degree હશે. અત્યારે અઠ્યાવીસ જ હશે.

eastern બાજુ વધારે હોય north માં તો વધારે હોય. કે જે અમારે કલકતા માં હોય બિહાર, ઝારખંડ, ઉડી ઓડિસા માં હોય પછી તમારે mp છે up છે દિલ્હી તો છે જ છેલ્લે. આ બધી જગ્યા માં તમને વધારે ઠંડી જોવા માં મળશે. ya ya ya yes. બરાબર છે. બિજુ તમને કઉં તમારી મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન નું ય બવ સરસ છે હો. રાજસ્થાન માં હા સરસ ઠંડી હશે ત્યાં પણ. અરે હું શું કાવ છું તમને કે ઠંડી ના time માં જ રાજસ્થાન ગયો તો હું. પછી હા મારી favourite season winter છે. favorite season winter છે. અરે વાહ અમ ઠંડી આવે એટલે બવ મજા આવે મન

તો હું ઠંડી ના time એ જ ઓહ વાહ સારું સારું હા તો શું બોલતા તા? ઠંડી ના time એ જ હું રાજસ્થાન ગયો તો. અરે વાહ

રાજસ્થાન. અમ હા હા. તો હું જયપુર માં હતો તો december નો મહિનો હતો તો december ના મહીના માં ન્યાં ઠંડી તો પડે ઉપર થી બરફ ના વરસાદ ય પડે

હમ કરા કરા કરા પણ કેવાય ને એને જે ice ના stone બની ને આવે? હા હા હા હા હા હા હા ઈ જ ઈ જ અને ઈ પડે પછી ઠંડી હજી વધી જાય ક્યારેક એ જયારે મેં એ માં જ ગયા થા શાયદ તો ત્યારે ઠંડી હતી કેટલી છ સાત degree હતી જ હતી. ઓછા માં ઓછી. બોવ બોવ ઠણ્ડી બાબા ને આ જેટલી વધારે ગરમી છેને એટલી વધારે ઠંડી છે. ઓહ ઓહ ઠંડી પણ વધારે એ લોકો અનુભવે અને વધારે ગરમી પડે એ લોકો બધું બરાબર રીતે એ લોકો season નો આનંદ માણી શકે. એકદમ એક્દમ ઠંડી નો આનંદ લેવો હોયતો તમે રાજેષ્ઠાન ફરી આવજો

કેમકે તમારે favourite season winter છે તમે આવી ગયા મુંબઈ માં મુંબઈ માં તો બાપરે રસ્તા પાર ચાલીયે તો એકદમ આમ ગરમી થાય છે અને મજ્જા ના પડે winter જેવું લાગતું નથી હમ ના ના યાર

હા એક્દમ

હમ જગ્યા છે darjeeling પાસે

masoori nainitaal darjeeling એ તરફ આમ શૂ view એક થી એક જગ્યા મસ્ત છે ત્યાં weather પણ સારું હોય છે બહુ એટલે બહુ time હોતે ને ઠંડી માં રીશ્યબ ફરી આવત minus one two હશે મજ્જા આવે abroad ની તો વાતજ ના થાય હા સાચી વાત છે હા શ્રેયા હું તમને થોડીક વાર પછી વાત કરું મારે એક urgent call આવે છે

હા હા ok ok પછી આપણે રાત્રે વાત કરીશું ઠીક છે ok ok આવજો bye ok આવજો bye

હા bank of india ના manager આપ અજિત રાઠોડ સાથે વાત કરી રહ્યા છો ઓકે મેડમ card કઢાવા માટે પેહલા આપણું પૂરું નામ જાણી શકું

આપના account number ના madam છેલ્લા six digits કેજો apple okay two three okay madam, હા madam આપ એ કીધું તમારું account, તમે account હાજી હમણાં જ ખોલાવેલું છે? okay mdam અને અમારે madam છે ને bank ની અંદર હમણાં થી છે ને થોડોક year પૂરું થયું ને new year હિસાબો ચાલે રોકી દીધા હતા જેના કારણે હું આપણે થી મેં તને કીધું બે દિવસ પછી તમે મને ફોન કરજો તો આપણે લેવું okay madam તો પછી છે ને આ માટે તમારે બે process છે એક offline પણ છે અને એક online પણ છે તો આપ જે પણ use કરવા માંગો તો એના પાર તમે નો order apply કરી શકો છો તો આપને જો offline કરવું હશે તો અહીંયા આવું પડશે અને અહીંયા આવીને તમારે એ, એ તે એમ ની process કરવાની રહેશે જો online કરવું હોય તો આપ આપણા મોબાઈલ પરથી પણ onlineprocess કરી શકો છો જે થી તમને મળી શકે

form લેવાનું રહેશે અને એ form ની અંદર આપ એ એક માહિતી તમારી ભરવાની રહેશે જેની અંદર આપને પેહલા તો આપણું પૂરું નામ આપનો mobile number પછી આપનો account number પછી કઈ branch માં છે branch નો IFSC code અને ત્યારબાદ આપને જણાવાનું રહેશે કે મારે

તો એ option તમે એમાંથી જે પસંદ હોય એને તમે choose કરીને એના પર તમારે right click કરવાની અને નીચે તમારી signature કરવાની રહેશે અને આ form fill up કરીને તમે અમારા employee ને આપી દેશો બરોબર પછી એ તમને પંદર દિવસ માં તમારા પોસ્ટ પર એટલે post નું જે તમે address નાખેલું હશે એમાં તમારે address જણાવાનું એ address પર તમારે છે ને એ મોકલવાનો અમારી જવાબદારી રહેશે અને તમને પંદર દિવસ ની અંદર એ ટી એમ તમારા ઘરે પોહચી જશે તો madam આ છે bank પર આવીને તમારે જે process કરવાની છે એ process હા અને જો આપ બેંકે આવા ના માંગતા હોય તો અમારી bank of india ની application છે એનો આપ ઉપયોગ કરતા હોય તો એની અંદર થી પણ તમે આ application apply કરી શકો છો માટે નું તો એ પણ થઇ હા madam તો એની અંદર છે ને તમારે application તમે application નો ઉપયોગ કરો છો હા okay તો પછી છે ને તમારે એની અંદર એક option છે એમાં લખેલું હશે ઓલ apply હશે access કરીને axis કરીને એવોજ એમાં option આપેલો છે bank of India ના application માં એમાં જશો એટલે તમને અલગ અલગ બતાવશે તમારે cheque book renew કરાવી છે passbook renew કરાવી છે તમારી કોઈ loan છે તો એ લોન કોમ્પલેટ ની એની તમારે inquiry લેવી છે તમારો એકાઉન્ટ બેલેન્સ એ ચેક કરવી છે તો એની અંદર એક હશે કે એ ટી એમ નું ક્રિએટડ એને એ તમારે option ને open કરવાનું એની અંદર તમારે માહિતી નાખવાની આવશે જેમાં તમારે પૂરું નામ તમારું નાખવાનું છે પછી તમારે જે પાસબુક માં IFSC code આપેલો હશે એ જણાવાનો રહેશે કયી branch નો છે એમાં પછી એકાઉન્ટ નંબર તમારે લખવાનો છે પુરેપુરો સોડ આંકડા નો એના બાદ તમારો મોબાઈલ નંબર જે રજીસ્ટર કરાવેલો છે એ ત્યારબાદ તમારે જે જણાવાનું છે કે ભાઈ એ મારે એની અંદર બીજું શું માહિતી જે છે એ બાકી તો તમે તમે જે જણાવી શકો છો કે એની અંદર પછી mobile mumber એડ કરો એના પછી તમારે gmail ID જણાવાનું જેથી અમે તમે જણાવી શકીએ મેલ કરીને કે તમારું જે એ ટી એમ છે એ ક્યારે આવી શકે છે ત્યારબાદ તમારે address બે નાખવાના રહે છે કે એક address પર જો આપનો contact ના થાય તો બીજા address પર અમે resend કરી શકીયે જે તમારું perfect address હોય એજ address તમારે જણાવાનું આવી શકે છે ત્યારબાદ તમારે એડ્રેસ બે નાખવાના રહે છે કે એક એડ્રેસ પર જો આપનો કોન્ટેક્ટ ના થાય તો બીજા એડ્રેસ પર અમે રિસૅન્ડ કરી શકીયે જે તમારું પરફેક્ટ એડ્રેસ હોય એજ એડ્રેસ તમારે જણાવાનું અને એ ટી એમ ન્યુ હશે તો new use કરવાનું નીચે પછી તમારે signature નો જે option આવે છે ત્યાં તમારે તમારું ખાલી નામ લખીને એને submit કરી દેવાનું તો તમારું જે એપ્લાય થઇ જશે તો પંદર વીસ દિવસ માં તમને પણ મળી જશે અને madam બીજી વસ્તુ કે તમારે કોઈ પણ પ્રોસેસ કરશો એપ્લાય કરશો એ ટી એમ લેશો તો તમારા એકાઉન્ટ માંથી એક સો ને ઓગણ એસી રૂપિયા એટલે વન seventy-nine રૂપિયા એ કટ કરવામાં આવશે એ charge ના છે એ ટી એમ charge તમારો દર મહિને રૂપિયા રહેશે બરોબર તો દર મહિના ના તમારે રૂપિયા રહેશે okay madam તમને આની માહિતી સંપૂર્ણ મળી ગઈ હશે એવી આશા રાખું

તમારે હોમ લોન કરાવી છે mortgage loan કરાવી છે car loan કરાવી છે vehicle loan કરાવી છે gold loan કરાવી છે કઈ લોન પર તમારે આગળ apply કરવું છે એ રીતના હું તમને માહિતી આપું